મોટી સંખ્યાઓનો શું વધશે અવયવી હશે બરાબર એક જ example જોઈએ એટલે સમજાશે પહેલ example અહિયાં તમારી નજર સમક્ષ મુકું છું પાચ દસ અને પચાસ શું લખેલું છે અહીંયા પાચ દસ અને પચાસ એનો આપણે શું મેળવવાનો છે લસાઅ તો અહીંયા જો direct જવાબ લખ્યો છે અત્યારે આપણે ગણતરી નથી કરતા અત્યાર અને આવા જે example હોય ને ઘણા બધા chapter ભણીશું આપણે આગળ એની અંદર લસાઅ મેળવવાની જરૂર પડતી હોય તેની અંદર લસાઅ મેળવવો પડે તો ત્યાં પણ આપણે ગણતરી આવી હવામાં જ કરશો બરોબર દરેક example એવા ના હોય જેને ગણતરી આપણે હવામાં કરી શકે તો ત્યાં ગણતરી કરવી પડે હવે અહીં આપણે આવીએ અહી સંખ્યાઓ કઈ કઈ છે જો હું લખું છું side માં એ પાંચ છે બીજી છે દસ અને પચાસ આપણે શું મેળવવું છે પાંચ દસ અને પચાસ નો લ. સા. અ મેળવવો છે પણે અહીંયા લખ્યું છે કે ભઈ શું લસાઅ શું મળતો કે આપેલી સંખ્યાઓનો મોટામાં મોટી સંખ્યા લસાઅ હોય અને લસાઅ શું છે તો આપેલી દરેક સંખ્યાઓનો એવી ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા તો એ મોટી સંખ્યા છે પચાસ એને મેં select કરી અને મોટું કોણ છે પચાસ હવે શું ચેક કરવાનું ખબર લસાઅ મેળવતા હોય ત્યારે તે મોટી સંખ્યાને એના સિવાયની સંખ્યાઓ છે પાંચ અને દસ વડે ભાગી શકાય કે નથી ભાગી શકાતું તો તમે જુઓ તો આ પચાસ ને પાંચ થી ભાગી શકાય તો તમે કહેશો હા sir ભાગી શકાય પાંચ ગુણ્યા દસ પચાસ થાય પછી એવું પૂછું તમને પચાસને દસ વડે ભાગી શકાય તો હા તમે કહેશો દસ પંચા પચાસ થાય ભાગી શકાય પાંચ અને દસ આ બંને વડે પચાસ ભગાઈ ગયા એટલા માટે મિત્રો અહીંયા પાચ દસ પચાસ નો લસાઅ આપણને શું મળશે પચાસ મળશે બરાબર જો પચાસના ભગાડવા હોત આ બે સંખ્યાઓ થી તો આપણો લસાઅ પચાસન હોય શું હોત તો કે પચાના અવયવી હોત પચાસના ઘડિયામાં આવતી એવી સંખ્યા હોય આટલો તમને clear થયું હશે આગળ આપણે જોઈએ next example જોઈએ જો next example ની અંદર પણ ત્રણ સંખ્યાઓ આપી છે કઈ કઈ સંખ્યાઓ આપી છે તો અહીંયા પાંચ દસ અને પંદર છે અને એનો લ. સા. અહીંયા ત્રીસ આવ્યો જુવો અહિયાં મોટી સંખ્યા પંદર હતી પણ લસાઅ પંદર ન આવિયો કયો આયો

પાંચ અને પંદર પછી શું ચેક કરવાનું કે મોટી સંખ્યાને એના સિવાયની બંને સંખ્યાઓ વડે ભાગી શકાય છે તો ભાગી શકાય તો તો કોઈ tension જ નથી જવાબ direct આવી જશે બરાબર તો આ પાંચને આ પાંચ sorry પંદર ને પાંચ થી ભાગી શકે તો પાંચ તારીખ પંદર આ ભગાઈ ગયા તો હવે પંદર ને દસ થી ભાગી શકાય તમે કહેશો sir પંદર ને દસ થી ભાગો તો એક point પાચ જવાબ આવે ન ભાગી શકાય એટલા માટે પંદરથી લસા ન આવે તો પંદર પાચ અને દસ બંને વડે ભાગી શકાય તો તો તમે એવું કહી શકો લસાઅ થી પંદર આવશે તો આ પંદર ને દસ વડે ભગાતા નથી તો લસા પંદર આવશે નહીં તો લસાઅ કોણ આવશે તો કે પંદરના ઘડિયામાં પંદરના ઘડિયામાં આવતી સંખ્યા લ. સા. અ છે એ આવશે તો પંદરના ઘડિયામાં પંદર એકા પંદર તો પંદર ન આવે પંદર દુ કેટલા થાય ત્રીસ પંદર દુ કેટલા થશે ત્રીસ પછી અહીંયા તમારે ઉભું નહિ રહેવાનું ત્રીસ આવી જાય ને પંદર દુ ત્રીસ પછી ચેક કરવાનું પંદર દુ ત્રીસ મળ્યા એ ત્રીસને દસ વડે ભાગી શકાય તો તમે કહેશો દસ તારી ત્રીસ થાય ભાગી શકાય છે એટલા માટે મૂકવું અહીંયા પાંચ પાંચ દસ અને પંદરનો લસાઅ જે છે એ કેટલો આવશે ત્રીસ આવશે બરાબર તો જ્યારે આપેલી સંખ્યાઓ માંથી મોટામાં મોટી સંખ્યા લ. સા. અ ન આવે ત્યારે લ. સા. અ તરીકે કોણ મળશે તમને કે મોટી સંખ્યા નો અવયવી મળશે કારણ કે ઘડિયામાં કોણ આવે અવયવી આવે ઘડિયાળમાં આવે અવયવિ કહેવાય next આગળ જોઈએ હવે જ્યારે આપણે દાખલાઓ ગણશું લસાઅ વાળા તો direct તમને એવું નહીં પૂછે પાંચ દસ પંદર નો લ. સા. અ શોધો. કઈ માહિતી આપી હશે શબ્દોની અંદર અને તમને ત્યાંથી ખબર પડવી જોઈએ કે આમાં લસાઅ મેળવો કે શું મેળવવું દાખલો કેવી રીતે ગણવોતો અહીંયા આપણે નોંધમાં લખી દીધું છે most important શું લખી દીધું છે જ્યારે દાખલા નંબર પ્રશ્નની અંદર ઓછામાં ઓછું નાનામાં નાનું લઘુત્તમ હવે પછી તરત જેવા શબ્દોનો પ્રયોગ થયેલો હોય ત્યારે તમારે આંખો બંધ કરીને નાખવાનો છે શું ગણી નાખવાનો લસાઅ એટલે કે લસાઅ મેળવી દેવાનો બરાબર most important point તમારે આટલા યાદ રાખવાના શું યાદ રાખવાનું છે એટલે નાનામાં નાની સંખ્યા જેને આપેલ દરેક સંખ્યા વડે નિશેષ ભાગી શકાય આપેલી સંખ્યાઓના લ. સા. અ આપેલી સંખ્યાઓ માંથી મોટામાં મોટી સંખ્યા અથવા મોટી મોટી સંખ્યા ઓછો હોય અવયવી હોય બરાબર છે જ્યારે પ્રશ્નાર્થ ની અંદર ઓછામાં ઓછું નાનામાં નાનું લઘુત્તમ અવિભાજ્ય તરફ જેવા શબ્દોનો ઉપયોગ થયો હોય ત્યારે તમારે શું મેળવવાનું છે લસાઅ મેળવવાનો છે બરાબર તો આ બધું નોધતા જજો લખતા જજો. ખાલી video જોતા નહીં. next આગળ વધીએ અમ ok next શુ છે કે લસાઅ મેળવવાની રીતો લસાવ મેળવવાની મુખ્ય બે રીતો છે કેટલી રીતે છે બે રીતો sir કઈ કઈ છે તો કે અહીંયા જો લખ્યું છે અવયવ ની રીત અહીંયા તમે ઘણી જગ્યાએ વાંચશો તો તમે લખ્યું હશે અવિભાજ્ય અવયવ ની રીત શું લખ્યું હશે અવિભાજ્ય અવયવ ની રીત

આજે હું ભણાવા માંગીશ નરેન્દ્ર મોદી વિશે નરેન્દ્ર દામોદર મોદી ભારત ના પૂર્વ વડાપ્રધાન છે તેઓ ગુજરાત રાજ્ય ના મુખ્યમન્ત્રી પણ રહી ચુક્યા છે અને ભારતીય જનતા પાર્ટી ના નેતા નરેન્દ્ર દામોદર દાસ મોદી નો જન્મ એક મઘ્યક મધ્યમ વર્ગ માં મધ્ય્મ વર્ગ ના હિન્દૂ કુટુમ માં અમદાવાદ થી એકસો બાર કિમિ કિલોમીટર અને મહેસાણા થી ચોત્રીશ કિલોમીટર દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના માતા હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે તેમનું હુલામણું નામ એન ડી હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘળા સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ સત્તર વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લા~લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ વખતે જ તેમણે સંઘર્ષના સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ઓગણીસો અઠાણુંમાં ભારતીય જનતા પાર્ટી ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇશવિશન બે હાજર એકમાં બે હાજર એકના વર્ષમાં પૂર્વ મુખ્યતંત્રી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ સાત ઓક્ટોબર બે હાજર એક ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા વર્ષ બે હાજર બાર ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાયેલા ચૂંટવામાં આવેલા એક માત્ર મુખ્ય~મુખ્યતંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે. તેઓ ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે તેનું અંગત જીવન નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરનાં એક મઘ્યક મધ્યમ વર્ગ માં હિન્દુ પરિવારમાં થયો હતો જે તે સમયે ભારતનાં મુંબઇ રાજ્યમાં આવતું હતુ ઓગણીસો ને સડસઠમાં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી. યુવાન વયે તે યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિધાર્થી વિદ્યા ની પરિષદ સાથે જોડાઈ ગયા હતા. યુવાનાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો.

ચા ની લારી ચલાવતા હતા તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે. નરેન્દ્ર મોદીએ

તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ RSS સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ ઓગણીસો ચુંમોતેર માં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને ઓગણીશ મહિનાની લાંબી કટોકટી સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન RSS એક પ્રચારક તરીકે હતા તેમણે ઓગણીસો સત્યાશીમાં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી તેમણે

એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઇ અને એપ્રિલ ઓગણીસો નેવું માં કેન્દ્રમાં સંયુક્ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિમિત્ત હતી પરંતુ ભાજપ ગુજરાત માં બે તૃતીયાંશ બહુમતી સાથે ઓગણીસો પંચાણુંમાં સત્તા પર આવી~આવી હતી. આ સમયગાળામાં મોદીએ સોમનાથ થી અયોધ્યાની રથયાત્રા અને કન્યાકુમારી થી કાશ્મીર ની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી. શંકરસિંહ વાધેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા હતા વ્યક્તિત્વ મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા અગ્ર~અગ્રણી તરીકે જાણીતા છે. તે કાર્યલક્ષી અને અંતર્મુખી મુખ્ય પ્રધાન તરીકે ઓળખાય છે. તેમણે ઘણા હિન્દૂ મંદિરો કે જે યોગ્ય સરકારી મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા. તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ કારણે તેઓ વિશ્વ હિંદુ પરિષદના ગુસ્સાનું કારણ બન્યા હતા તેમને એક સારા વક્તા તરીકે જોવામાં આવે છે. મોદી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ ગોધરા કાંડ

રમખાણમાં લગભગ ઓગણ સાઠ લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા. સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ટ્રેનને બાળી હોવાનો આક્ષેપ છે. માનવ અધિકાર જૂથો અને એનજીઓ દ્વારા કરાયેલા અભ્યાસમાં આ આંકડો લગભગ બે હાજર ને પાર છે. સત્તાવાર આંકડા પ્રમાણે સાત સો નેવું મુસ્લિમો અને બસો ચોપન હિંદુઓ ની હત્યા કરવામાં આવી હતી, બસો ત્રેવીસ લોકોના ગુમ થયાનો અહેવાલ અહેવાલ હતો અને પચીસો ઘાયલ થયા હતા હુલ્લડનું કારણ ગોધરા ટ્રેન રમખાણ માનવામાં આવે છે જેમાં લગભગ ત્રેપન હિંદુ કાર સેવકોને કથિત મુસ્લિમ જૂથ દ્વારા જીવંત બાળવામાં આવેલા. મોદી વહીવટ પર રમખાણો નો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને શંકાસ્પદ ઠેરવવામાં આવ્યા હતા. ગોધરા હત્યાકાંડ માટે વ્યાપક પ્રતિક્રિયા આપવામાં, ભારતીય લશ્કર અને રાજ્ય પોલીસની સંયુક્ત તાકાત પણ અપૂરતી સાબિત થઇ છે આ વાતની પુષ્ટિ એક માર્ચ ના રોજ મીડિયા અહેવાલો દ્વારા કરવામાં આવી છે આ તોફાનોનાં એક પ્રત્યાઘાતો તરીકે, મોદી મુખ્યમંત્રી તરીકે તેમનાં પદ પરથી રાજીનામું આપે તેવી માગણી હતી. વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે રાષ્ટ્રીય સંસદ સ્થગિત કરવામાં આવી હતી, પણ દ્રવિડ મુનેત્ર કઝગમ અને તેલુગુ દેસમ પાર્ટી આ મુદ્દે ભાજપનાં સાથી હતાં. મોદીને રાજીનામું માટે રાજીનામું માટે પૂછવામાં મોદીએ ગવર્નરને રાજીનામું સુપરત કર્યું અને દસ મી ગુજરાત વિધાનસભાનાં વિસર્જનની વિસર્જનની ભલામણ કરી હતી. મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે બે હાજર સાતની વિધાનસભાની ચૂંટણીમા એક સો બ્યાશીમાંથી એક સો સત્યાવીશ બેઠકો જીતી લેતા ગુજરાતમાં તેમની સત્તા કાયમ રહી હતી બે હાજર ચારમાં રેલ્વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા સ્થપાયેલી બેનર્જી સમિતિએ બે હાજર છ નાં અહેવાલમાં જણાવ્યું કે સત્યાવીસ ફેબ્રુઆરી બે હાજર બે નાં રોજ સાબરમતી એક્સપ્રેસના six કોચ માં મેં જે આગ લાગી તેનું કારણ તેના તેમાં રાન્તા રાંધતા લોકો હતા અને તે બનાવમાં અને તે બનાવમા કોઈ પ્રકારની મુસ્લિમ સંડોવણી ન હતી. ત્યાર પછી ગુજરાત હાઈ કોર્ટ દ્વારા બેનરજી સમિતિ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી પણ પછી નાણાવટી સમિતિએ આ ઘટના ને પૂર્વ આયોજિત કાવતરું કહ્યું અને નરેન્દ્ર મોદી ને ક્લીન ચીટ આપી. સુપ્રિમ કોર્ટે રચેલી special investigation team એ બે હાજર બેમાં થયેલા કોમી રમખાણોમાં પોતાની બંધારણીય ફરજોને આધિન રહીને આ તોફાનો ડામવામાં નિષ્કાળજી દાખ~દાખવી હોવાના આરોપોમાંથી તેમને ડિસેમ્બર બે હાજર દસમાં મુક્ત કર્યા એપ્રિલ બે હાજર નવમાં, ભારતની સુપ્રિમ કોર્ટે કથિત મુસ્લિમ વિરોધી મોદીની ભૂમિકામાં સંશોધનો માટે એક ખાસ ટીમ નિમણૂક કરી. આ ટીમનું ગઠ~ગઠન જાત~જાકિયા જાફરી, ભૂતપૂર્વ-કોંગ્રેસ એમપી એહ્સા~એહસાન જાફરીની વિધવાની ફરિયાદના આધારે કરવામાં આવી હતી, એહસાન જાફરીની હુલ્લડોમાં હત્યા કરવામાં આવી હતી. ડિસેમ્બર બે હાજર તેરમાં કોર્ટે ચૂકાદા સામે કરે~કરેલી વાંધા અરજીનો નિકાલ કર્યો હતો અને સીટના નિર્ણયને માન્ય રાખ્યો

લેનારી મંડળી એટલે કે ભાજપ સંસદીય બોર્ડમાં કરવામાં આવી હતી. નવ જૂન બે હાજર ચૌદના દિવસે તેમને ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં બે હાજર ચોદની

તેમનું કહેવું હતું કે તેઓ એવો નેતા એવા નેતા ધરા નેતાનો વિરોધ કરે છે જે પોતાના વ્યક્તિગત aegenda ઉપર વધુ ભાર આપતા હોય અંગ્રેજી અખબાર the times of india એ

ભાગવતની વિનંતિ પર તેમણે આ રાજીનામું પાછું ખેંચી લીધું સપ્ટેમ્બર બે હાજર તેર માં ભાજપે નરેન્દ્ર મોદીને બે હાજર ચૌદની લોકસભાની ચુંટણીમાં તેમના લોકસભા ચૂંટણી માં તેને વડાપ્રધાન ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા. Hello હાં બકા મજામાં?

બસ બસ મજા છે જિંદગી માં તમે કેમ છો?

બસ બધુ સારું મજામાં છે. ઘર માં કેમ બધા? ઘરે એકદમ મજામાં છે બધા, તમારા ઘરે કેમ છે બધા? બધા first class

હા, તબિયત હવે સારી છે. પરમ દિવસે જ અમે હોસ્પિટલ થી આવ્યા પાછા. સરસ કઈ હોસ્પિટલ માં દાખલ હતા?

નિર્મલ હોસ્પિટલ ring road વાળી? હા એ ring road વાળી.

સરસ.

અચ્છા આપણે મે તમને એટલે call કરેલું કે તમે ગયા હતા પછી ગઈ કાલે seminar હતું એમાં? હા પેલું શિક્ષ ક્ષેત્રનું જે seminar હતું એમાં ગયા હતા અમે. . હે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 એમને ભણાવવા માટે નાં એ દરેક અ ક્ષેત્રે બહુ સરસ ચર્ચા થઈ. અને અનુભવી શિક્ષકો અને બધા અનુભવી વ્યક્તિઓ ત્યાં હાજર હતા એટલે બાળકો ને લઈ જઈ રહ્યા હતા અમે ત્યાં. એ seminar ખૂબ જ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 હા એ જરૂરી છે આજનાં સમય માં. હા, તેમાં શું શું પછી તેમાં કયા કયા વિભાગો હતા ને શું જણાવ્યું કઈ.

ત્યાં જે desk હતું તેના પર અમને અમૂક વસ્તુઓ વિશે માહિતી આપવામાં આવી. જેવી રીતે seminar ચાર ભાગ માં વહેચાયેલું હતું. પહલો જે વિભાગ તે વિભાગ માં

બીજું જે વિભાગ હતું એની અંદર જે સ્નાતકો, અનુસ્નાતકો જે જે નોકરી માં જોડાયેલા વ્યક્તિઓ છે વ્યક્તિઓને આગળ જિંદગી માં શું guidance મળી શકે શું એ લોકો ની ભવિષ્ય માં કરી શકે એ લોકો એના વિશે ની માહિતી હતી. ત્રીજું જે વિભાગ હતું તે અ નોકરીનાં લોકો માટે હતું કે જે કોઈ લોકો ને અત્યારે નોકરીની જરૂરત હોય કે કોઈ નવું કોઈ રોજગાર મેળવવા ઇચ્છતા હોય, કોઈ નવા start up માં હોય તો એ વિશે એ લોકો ને ત્યાં guide કરી શકે.

એટલે અમે મારા બંને દીકરા અત્યારે એક દસમામાં છે ને એક બારમા માં છે.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 તો પછી તમે શું વિચાર્યું તેમાં કઈ ખબર પડી કે દસમા બારમાં પછી તમે શું વિચારો છે તમારા બાળકો માટે.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 એ વિભાગ માં જ્યારે તપાસ કરી તો ઘણી બધી સારી university ઘણી બધી આગળ વાટે ભણવા માટે નવી તકો, બહાર વિદેશ માં ભણવાની તકો, આપણે નવી નવી બની શકીએ. કમ્પ્યુટર થી online courses એ બધી વિશે અમે અ માહિતી લીધી. મારા મોટો દીકરો અત્યારે salary એ જાણ્યું હશે ને બધી વસ્તુઓ. હા એમણે બહુ સરસ માહિતી આપી એના વિશે અને બધા અનુભવી શિક્ષકો હાજર હતા એ field નાં એ ક્ષેત્રનાં જાણકાર લોકો અનુભવી લોકો ત્યાં હાજર હતા એટલે અમને ઘણી એમના માટે છોકરાઓ માટે ઘણી બધી ચર્ચા કરી એના regarding એટલે અમારે જે બાળકો બારમા માં જે છોકરો છે અમારો એના વિશે અમે અ એમને પૂછ્યું કે આગળ શું કરી શકીએ હાલના સમય ને જોતાં એને શું જરૂરત છે. એટલે એમણે અમને ઘણી બધી વસ્તુઓ નું suggestion આપ્યું કે તમે ભવિષ્ય માટે બારમા પછી આગળ જવું હોય તો તમે વિદેશ માં બી ભણવા જઈ શકો છો. ભારતમાં અને ભારતમાં રહી ને બી તમે કામ કરી શકો છો.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 તો જાણકારી જોઇએ જ છે મને પણ દસમા પછી શું કરીએ આપણે એના માટે આપણે. સરસ છે. દસમા પછી અગર જો અત્યારે એ ભણવા ઇચ્છતી હોય તમારી દીકરી તો અત્યારે ભારતમા બી બહુ સરસ બધી તકો છે. વિદેશ જઈ ને ભણી શકે છે. અ E commerce નવું આખું platform આવ્યું છે જેના માટે લોકો કામ કરી શકે છે.

બીજું દસમા ધોરણ મારા નાના છોકરા માટે જ્યારે અમે દસમા ધોરણ માટે અમે એમણે પૂછવા ગયા કે આગળ શું કરી શકીએ, કેવી રીતે કરી શકીએ તો એમણે બહુ સરસ કીધું. પહેલા એમણે અમારા

લીધી પહેલા અને પછી એમને અમને અમુક વસ્તુઓનું banch કરી ને આપ્યું કે તમે આટલા આટલા university માં આ courses થાય છે, આ આ શાળાઓ માં courses થાય છે. આખી information આપી.

આખી માહિતી આપ્યા પછી એ લોકો એ અમને આગળ અ એની શું ફી હોય શકે, એના પછી આગળ ભણી ને આગળ વ્યવસાય કે નોકરી કરવા માટેની તકો શું છે. એ બધી વસ્તુઓ વિશે અમને એમણે બહુભારપૂર્વક અને બહુ વિગતવાર ચર્ચા કરી અમારી જોડે. હા, કારણકે મારી દીકરી ને છે ને ડૉક્ટરીમાં બહુ interest છે. આપણે આવું જ છે ને આમ ને આગળ જવું છે ડૉક્ટરીમા જ. તો મે વિચારું જ છું કે તમારી સાથે આવું એક બે દિવસ માં જાણકારી લેવા માટે આવો આવો ઘરે આવો અમે નવું ઘર બી હાલમાં લીધું છે તો નવા ઘરે આવો તો

તો એનો મતલબ idea નહિતર આપતા idea ને પણ સાંભળતા અને investor ને પણ આપતા બધા કે મતલબ એ લોકો courses આપતા આપણને. ના મે તમને વિગતવાર કવ તો પહેલું જે મે તમને કીધું કે પહલો જે વિભાગ હતો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 એ લોકો જે ભણી જે વિષયમાં સ્નાતક થઈ ગયા છે અનુસ્નાતક થયા છે એ કોઈ નોકરી કરી રહ્યા છે અથવા નોકરી સોધી રહ્યા છે એવા લોકો માટે હતું. ત્રીજો જે વિભાગ હતો એ ત્રીજા વિભાગ ની અંદર start up નાં idea વિશે. નવી નોકરીના placement કંપનીઓ વિશે એ બધી વિશે જાણકારી હતી તેમાં એ લોકો એ એવી રીતે આયોજન કર્યું હતું કે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

આપણાં અ એવા લોકો કે જે સારી નોકરીમાં આગળ છે કે ધંધામાં સારી રીતે આગળ છે. એ વ્યવસાય ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે અત્યારે એવા લોકો ની એક panel બેઠી હતી જેમાં સ્ત્રીઓ હતી, પુરુષો હતા, બધા વ્યક્તિઓ હતા, આપણાં વિસ્તારના બધા વ્યક્તિઓ હતા, એ બધા વ્યકિતમાં એ લોકો એ તમારે વિચાર એમાં મૂકવાનું એ અને નવું કોઈ બી start up વિશે અમે વિચારી રહ્યા છીએ અને એ લોકો ને તમારે totally idea તમે એને શું પૈસા ની જરૂર છે, તમને શું support ની જરૂરત છે, તમને કઈ વસ્તુમાં અત્યારે અટકાઈ રહ્યા છે બરાબર બરાબર.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 અચ્છા. જ્યારે એમને idea હા ત્યારે તમે તમારો idea માં એમને એવી કોઈ બી એવી વસ્તુ દેખાય કે આ વસ્તુ હજી આગળ જતાં આપણે સારી કરી શકીએ છીએ કે અહિયા કઈ પૈસા ની જરૂર છે. કે અહિયા કોઈ માહિતી ની જરૂર છે તો એ લોકો તમને એ માહિતી અથવા એ પૈસા અથવા એનો રસ્તો આપે અથવા એ પોતે provide કરે.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 અને આગળ જતાં હા સરસ એમને સરસ વસ્તુમાં guidance બી મળ્યું. અનુભવી લોકોનો અનુભવથી એ લોકોને ઘણી વસ્તુ શીખવા મળી. કે બહુ સરસ આયોજન હતું એ વિશે તમે જોશો તો. અને એના પછી જ્યારે આ funding વાળું આખું પતી ગયું એના પછી જ્યારે panel હતી તો panel એ open discussion માં અ આપણી બધા મહેમાનો પાસેથી બી સવાલ લીધા કે જે નવા બાળકો દસમાં માં, બારમાં માં જે સ્નાતક થઈ રહ્યા છે અત્યારે કે જે અનુસ્નાતક ની તૈયારી કરી રહ્યા છે એવા લોકો માટે બી એક open અ discussion માટેનું એક જગ્યા મૂકી હતી, ફોરમ મૂક્યું હતું કે તમે ત્યાં કોઈ બી સવાલ એમને પૂછી શકો. તો આપણાં વિસ્તારના અ ઘણા બધા નવજુવાન લોકો એ ઘણા બધા start up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

હા બરાબર. આપણે તો નોકરી ની તમે જે કેતા હતા તો આના વિશે મારે એક મિત્ર છે જે અત્યારે નોકરી માટે જ. job માટે find કરે છે job find કરે છે તો મે તમારો contact એમને આપીશ તો જો જો કઈ help થઈ શકતી હોય તમારાથી તો. ના ના કોઈ વાંધો નહીં તમે મારો નંબર એમને આપજો.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

હા એ અનુસ્નાતકની degree હજુ હાલ બે હજાર બાવીસ માં જ લીધી છે એમણે, એટલે વિચાર છે job માટે હા. તો કોઈ વાંધો નહીં. તમે આવા કોઈ ફોરમ ની બી સહાય લઈ શકો છો જે ફોરમ અત્યારે હજી ચાલવાનું છે એ ફોરમ ની બી સહાય લઈ શકો છો. ત્યાં બી ઘણી બધી કંપનીઓ હાજર હતી તો કદાચ એમને interview ત્યાં ના ત્યાં થઈ શકે છે અને ભવિષ્ય માટે એમને તક બી મળી શકે છે. એક શરૂઆત ની તક જે જરૂરત હોય છે, દરેક માણસને એ શરૂઆત ની તક એમને મળી શકે છે અત્યારે. એ લોકો કઈ guidance આપશે કે આગળ કઈ field માં જવું કે હા બહુ સરસ guidance એમની પાસે છે, એમના પાસે બહુ અનુભવી વ્યક્તિઓ છે ત્યાં હાજર. એટલે એમને અનુસ્નાતક પછી કયા અ કયા વિષય પર અનુસ્નાતક છે એ અત્યારે. એમની પોતાને શું આગળ જતાં રસ છે કરવા માટે એ નોકરી લાંબો સમય કરવા ઈચ્છે છે કે કોઈ વ્યવસાય કે ધંધા માં આવવા ઈચ્છે છે, તો એ લોકો એમને તરત એમની આખું દરેક વસ્તુ સમજી એમને guide કરશે કે તમે આ વસ્તુ કરી શકો છો. અને આના આટલી આટલી તકો અત્યારે હાજર છે.

અચ્છા અચ્છા અચ્છા તો એમને તો અત્યારે આપણે વાણિજ્યમાં લીધી છે degree તો એ જોવો એમને કવ છું તમારો contact આપું છું. હા તો કોઈ વાંધો તમે મારો contact number એમને આપી દો એટલે આગળ જતાં જ્યારે બી એમને એવી કોઈ જરૂર પડે તો એ મારો સંપર્ક કરી શકે.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 અ જમવાનું બહુ સરસ હતું. મે તમને જેમ કીધું તેમ કે જે હતો તે બાળકો માટે અ જમવા માટે, એમની પ્રવુતિઓ માટે, ખેલકુદ માટે એ વસ્તુઓ માટે રાખવામાં આવ્યું હતું. તો એ માંથી બાળકોએ ખૂબ આનંદ મજા કરી. અ જમવામાં પાણીપુરી, દાબેલી, વડાપાઉં, સેન્ડવીચ એ બધી વસ્તુઓ ત્યાં હાજર હતી.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 ત્યારે નાના બાળકો માટે અ આયોજન સરસ હતું અને એને બી બહુ સરસ રીતે એ લોકોએ આયોજન કર્યું હતું કે, કોઈ પણ અ બાળકોની લડાઈ ઝગડા વગર એકદમ સરસ રીતે બાળકો લાઇનમાં પદ્ધતિસર જતાં હતા અંદર. પોતાનું રમવાનું, જમવાનું બધુ પતાવી અને પદ્ધતિસર બહાર આવતા હતા. અચ્છા અચ્છા અચ્છા management આખું કેવું હતું. overall management કેવું હતું એમનું? overall management બહુ સરસ એમને કર્યું હતું પોતાની રીતે અને આપણાં વિસ્તારના નવયુવાનોને ઘણું એનામાંથી શીખવા મળશે. સારું સારું ભવિષ્ય માટે આ બધી વસ્તુઓ જરૂરી છે હવે. આજનો હવે આ બધી વસ્તુઓ જરૂરી છે.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 એવી વસ્તુ છે કે જેથી દરેક વિસ્તારના બધા જ નવયુવાન આગળ આવે ને સમાજ ને મજબૂત કરે. સમાજ મજબૂત થશે તો જ દેશ મજબૂત થશે.

એટલે એ જરૂરી છે આજ નાં સમય માં.

બીજું બધુ જ મજા માં છે. તમે હવે આ શનિવારે અને રવિવારે ઘરે આવી શકો